અહીં આ સાધનોમાં અલગ અલગ પ્રકારની ફેસિલિટીઝ અવેલેબલ છે.

બાજુમાં સરસ મજાનુ રેતી પણ જોવા મળી રહી છે.

આ એક સરસ મજાની ચાદરનુ દૃશ્ય દેખાય રહ્યુ છે.

એની પાછળની બાજુમાં પણ ઘણા બધા પ્રકારના--

કલર પણ દેખાય રહ્યો છે સફેદ કલર પણ જોવા મળી રહ્યો છે.

આજુબાજુમાં સુંદર પ્રકારના વૃક્ષો પણ જોવા મળી રહ્યા છે.

આ એક દ્રશ્ય દેખાય રહ્યું છે જેમાં ઘણી બધી દુકાનો દેખાય રહી છે દુકાનનું નામ ઓમકાર--

અહીં એક સરસ પ્રકારનું જિમ પણ જોવા મળી રહ્યુ છે.

આજુબાજુમાં સરસ મજાની એ_સી પણ જોવા મળી રહી છે.

અહીં સરસ મજાનુ એક શોરુમ જોવા મલી રહ્યો છે.

આ દ્રશ્ય ખૂબ જ લોકોને આનંદિત કરે એવું અને લોકોને પ્રભાવિત કરે એવું જોવા મળી રહ્યું છે.

ઘણા બધા પ્રકારના વૃક્ષો પણ જોવા મલી રહ્યા છે ઘણી બધી પ્રકારના લોકો પણ જોવા મલી રહ્યા છે અહીં એક ગાડી પણ જોવા મલી રહી છે.

એવુ લાગી રહ્યુ છે અને ઘણા બધા વિધાર્થીઓ બેસેલા પણ જોવા મલી રહ્યા છે.

આ દ્રશ્ય ખુબજ લોકોને આનંદિત કરે એવા દેખાય રહ્યા છે.

તે ખૂબજ લોકોને પ્રભાવિત કરે એવુ દેખાય રહ્યુ છે અને ઘણી બધી રીતે લોકોને સહાય પણ કરી શકે છે.

તેની બાજુના કપલ ડૉકટર --